પાછળ બે ફોર વ્હીલ પડેલી છે વાઈટ કલર ની પછી અહીંયા ગ્રીન કલર ની લૉન દેખાય છે.

પછી અહીંયા એક ભાઈ હેલ્મેટ લઈને જઈ રહ્યા છે જેમના હાથમાં બ્લેક કલર ની હેલ્મેટ દેખાય છે.

અહીં બો બધા લોકો બેઠેલા છે જેમના હાથમાં વ્હાઈટ કલર નુ ગ્લાસ છે અહીં એક છોકરી બેઠેલી છે જેમણે બ્લેક કલર નો શર્ટ પહેરેલો છે.

અહીં ચાર બોલ દેખાય રહ્યા છે જેમાં બે બોલ છે એક ગ્રે કલર ના છે અને બે બોલ છે એ બ્--

બ્લુ કલર ના છે અહિયા નીચે ટેબલ ની અંદર ત્રણ મેટ પડેલી દેખાઈ છે અને બાજુમાં એક નાનુ કબાટ દેખાઈ છે અને ઉપર એ_સી લગાવેલી છે.

ત્યાં બાજુમાં બઉ બધા ગ્રીન કલર ના વૃક્ષો દેખાય છે.

અહીં ઇમેજ મા એક એસ_બી_આઈ ની બ્રાંચ દેખાય છે.

અહીં એક સ્ટેશનરી દેખાય છે જેમા એક ભાઈ ઊભા છે.

અહીં ઈમેજ માં એક સ્કૂલ દેખાય રહી છે જેમનો કલર ક્રીમ કલર છે.

જ્યાં પિંક અને વાઈટ કલર નું ડેકોરેશન કરવામાં આવેલું છે.

જેમનો જેમના ગેટ નું કલર ગ્રીન અને વાઈટ કલર છે જેમના અંદર ગ્રીન કલર ના વૃક્ષો દેખાય રહ્યા છે.

અહિયા ઇમેજ મા ચાર છોકરાઓ છે ગેમ રમી રહ્યા છે પૂલ .

અહીંયા રોડ ઉપરથી એક ઓટો જય રહી છે જેમનો કલર યેલ્લો કલર છે સામે બ્રિજ ઉપર લોકો ઉભા છે એક બાઈક પડેલી છે.

ઉપરથી વાદળનો વ્યુ બી સારો આવે છે એન્ડ બ્લેક કલર ની એક લાઇન છે.

અહીંયા ઈમેજ માં એક હિલ સ્ટેશન છે જેમાંથી પાણી વહી રહ્યું છે.

એક ભઈએ રેડ કલર ની ટીશર્ટ પેહરેલી છે એક ભઈએ ઓરેન્જ કલર ની ટીશર્ટ પેહરેલી છે એક ભઈએ યેલો કલર ની ટીશર્ટ પેહનેલી છે.

અહિયા એક ગેરેજ દેખાઇ છે જેમા એક એક્ટિવા પડેલી છે અને બે બાઇક છે જેમા ભાઈ કામ કરી રહ્યા છે.